તારીખ મુજબ આવવા માટે registration જે તે દેશની સત્સંગ પ્રવૃત્તિ central office અને સત્સંગ પ્રવુતિના કાર્યકર

online registration ની જાહેર link website કે app નથી

પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામીના જન્મની શતાબ્દીના અવસરને ઉજવવા માટે અમદાવાદના આંગણે આ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં દેશ અને દુનિયાભરથી રોજ લાખો લોકો આવે રહ્યા છે આ મહોત્સવ માટે સાયન્સ સિટી ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ ના કિનારે છસો એકર જમીન પર વિશાળ

તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ

પ્રમુખસ્વામી નગર માટે ખેડૂતો વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ જમીન આપી છે

આપીને સેવા કરી છે આ મકાનોમાં બહારગામથી આવતા હરિભક્તોને ચોવીસ કલાક માટે ઉતારો આપવામાં આવશે એના માટે

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ ઓછામાં ઓછા એક લાખ અને શનિ, રવિ તથા રજાઓમાં બેથી ત્રણ લાખ

શક્યતા છે આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકે એક બાબતનું સટોચ આયોજન કરવામાં આવ્યુ છે આ નગરમાં આઝાદીના અમૃત

માંડીને યુવાઓ તેમજ વડીલોને આકર્ષે એવા નગરની રચના

અને ભક્તો માટેની વ્યવસ્થા સાચવવવા BAPS દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી છે જેમાં ભોજન થી લઈ ભજન સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ થશે આ મહોત્સવમાં દેશવિદેશમાંથી લાખો હરિભક્તોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે આ મહોત્સવમાં અંદાજે એક લાખ જેટલા સ્વયંસેવકો ત્યાં ખડેપગે

રહેવા માટેની વ્યવસ્થા અને medical માટે hospital ની વ્યવસ્થા કરાઈ છે આ સાથે જ નિયમત રીતે અહીં આવતા હરિભક્તોને પણ વિનામૂલ્યે health chech-up અને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશ માટેના સાત પ્રવેશદ્વાર ઉભા કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે જયારે બાકીના છ પ્રવેશદ્વાર માંથી ભક્તો પ્રવેશ કરી શકશે આ પ્રવેશ દ્વારમાંથી નગરમાં પ્રવેશતા જ

તેમજ પુસ્ત store ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ ના એસ પી રિંગ રોડ પર

નગરમાં પ્રવેશ માટે દરેક દિશામાં અપાયો છે એક એક દરવાજો. તમામ દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ અપાશે. VVIP ને મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ અપાશે gate number બે, ત્રણ અને ચાર વાડજ circle થી આવતા લોકો આ ત્રણ gate પરથી પ્રવેશી શકશે. gate number પાંચ છ અને સાત ઓગણજ circle થી આવતા લોકોને આ ત્રણ gate થી પ્રવેશ અપાશે. વિવિધ gate નજીક parking ની વ્યવસ્થા કરાઈ છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના કાર્યક્રમ સ્થળ પર જવા માટે સામાન્ય public માટે બપોરે બે થી નવ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો. આ સમય

આખો દિવસ public ને પ્રવેશ અપાય છે. રવિવારે સવારે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

દીશેવર પેકુંન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 Black આવે Black ને ના પાણી વધારે પાણી માં અપને બે દિવસ દિયા કાલે જે Stunner મારી ને પછી આપણે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

હા Blue આવે color ને Blue પાતળો ગરે એટલે ઈડન બો લાગસી સારે ઈડન બો લાગશે સારે બે તા ના બે ટીન દિવસ રાખું પડે બીજા રાખીવ પાસે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

હા હસન ભાઈ શકીલ છે

નમસ્કાર તમે કઇ બાજુથી બોલો છો?

અમ સરસ. તમે ક્યાંથી છો? હું કાલાવડ જામનગરથી ને જ છું. બરાબર અમારુ ગામ પણ કાલાવડ તાલુકામાં જ આવે છે. બહુ સરસ તમારુ કયું ગામ છે? વીઠાંણકોટડા

તમે કયું ગામ આવે કે પછી કાલાવડમાં જ રેવાનું? ના મારુ કાલાવડની બાજુમા કરીને ગામ છે. ત્યાં મારુ ગામ. તમે કે તમારે જમીન કઈ રીતે છે કે તમારે જમીન છે કે તમેકઈ પણ ધન્ધો કરો

શું તમને ખેતીમાં interest છે? મને તો કઈ બાઉ ખેતીમાં રસ ખરો નહિ ખરો. મને તો job કરવી ગમે. તો તમારા વિચાર એવા લાગે છે કે તમને શું લાગે છે? કે તમારે ખેતી કરવી જોઈએ કે એમાં કઈ રીતે હોય છે એમ? તમને શું એમા કેટલો ફાય઼દો થાય છે કઇ રીતનું સારું લાગે ખેતી કરવી વધારે તમારે પપ્પાને તમે કોઈ પણ કોઈ દિવસ જાણ્યુ છે એવી રીતે? હા એમ તો અમારે ઘરની ખેતી છે એટલે મને થોડુ ગણું એ વિશે એ વિષયમાં જ્ઞાન તો હોય ખરુ but બહુ કઈ નઈ. તમારે પપ્પા શું કરે છે? મારા પપ્પા પણ ખેતી જ કરે છે. મને પણ થોડો ઘણો ખેતીમાં interest છે. હું પણ અત્યારે job કરી રહ્યો છું. પણ મને ખેતીમાં થોડું વધુ interest કે ખેતી કેવી રીતે સારી છે? વધુ આપણો સારો એવો ફાયદો થાય છે અને એવી રીતે ખેતીમાં મને વધુ interest છે મને. તમે આ વર્ષે કેવો પાક લીધેલો છે?

તો તમે કેટલી season લ્યો છો તમે બે season ત્રણ season કેટલી season? ના બે જ પછી ત્રીજામાં તો પાણી ખૂટી જાય છે.

બધાને એ જ problem આવે છે. પાણીની જ problem આવે છે બધાને. અમે પણ બે જ season લિએ છે. બરાબર છે તમે આ વર્ષે શું શું વાવ્યુ છે?

વરસાદએ અમારે સારો થયો છે ચોમાસુ. એટલે અમારે ઉનાળું season લેવાનુ પણ ઘરે વાત ચાલતી હતી પપ્પા કહેતા હતા. તમારે વરસાદની અત્યારે કઈ રિતે સારુ રહ્યું છે કે પાણીની તંગી જ છે? ના આ વર્ષે વરસાદ તો સારો સારો જ હતો. પાણીની હજી તો કઈ તંગી જેવું છે નઈ but હવે ઉનાળા સુધીમાં થઇ રહશે.

તમારા આ બાજુ તમારા કપાસ ના કઇ રિતે ભાવ અને સારા મળ્યા તમને કપાસ ના માંડવી ના ને? માંડવી તો અમે વાવતાં નથી.

કારણ કે અમારે એ બાજુ પછી રોજડા અને ભુંડાળા બહુ હોય છે.

હમ એ પાકને બહુ નુક્સાન પોહંચાળે છે. ખાસ કરીને જ્યારે મગફળીનું વાવેતર થયું હોય તો મગફળીમાં એ બહુ નુકશાન કરે છે. એટલે અમે પછી મગફળી કે એવું કઈ વાવવાનું જ બંધ કરી દીધું.

અમે પણ દર વર્ષે અલગ અલગ વાવતાં રહીએ છીએ વાવેતર કરતા રહીએ છીએ. અમે પણ એક વાર એક વર્ષ પપીયા એક વર્ષ લીંબુ. દર વર્ષે અમે જમીનમાં અલગ અલગ પાકનો ઉપ્યોગ કરીએ છીએ. પાક જઈએ છીએ. જેથી કારણે આપણી જમીન ચોખિ રહે અને અલગ અલગ પાક વાવીએ તો પણ ગુણવત્તા વધે જમીનની. તેમ દર વર્ષે અલગ અલગ કેમ કે અમારે આ problem ઓછા છે રોજના અને ભુંડાળાના એના. જેના કારણે અમારે દર વર્ષે અલગ અલગ પાક વાવીએ છીએ. એમાં ઘણું બધું અમને ફાયદાકારક પણ થાય છે અને ક્યારેક તો ગેરફાયદા પણ થાય છે એના. ઘણી વાર નુકશાની પણ આવે છે. અમે દર વર્ષે અલગ અલગ પાક વાવતાં રહીએ છીએ. તમે પણ દર વર્ષે કઈ કપાસને એવું જ વાવો છે કે દર વર્ષે કઈ અલગ અલગ?

હા કપાસ તો દર વર્ષે અમે વાવીએ જ છીએ. પણ અમ બીજા પાક છે જેમકે અજમા છે, જિરુ છે, ચણા છે. તો પછી અમુક વર્ષ અમે ચણા વાવીએ, અમુક વર્ષમાં જિરુ વાવીએ, અમુક વર્ષમાં અજમા હોય છે. એ તો પછી જેવો વરસાદ હોય છે જેવુ પાણી હોય છે જેવી મોસમ એના ઉપરથી પછી નક્કી કરીએ શું વાવવું એ.

તમે અત્યારે tractor દ્વારા ખેતી કરો છો કે બળદ ગાડાથી ને જ use કરો છો? ના જ્યારે પ્રથમ વાર ખેતર ખેડીએ ત્યારે તો tractor નો જ ઉપ્યોગ કરીએ છીએ. પણ પછી બળદ અને ગાડુંથી જ.

તમે કઇ રીતે કરો છો?